શહેરમાં હાજી એક મહિનો થયો છે તો set થતા હજી વાર તો વાર તો લાગેને. કેમ કે set ના થઈએ ને બોટાદ અલગ હતું અમદાવાદ અલગ છે. તો તેના માટે એક જ મહિનો થયો છે મારે આવામાં તો હજી set થતા વાર લાગે પણ set થઇ જશે થોડાક સમયમાં અને મારા પપ્પાને પેલું set અમને આખા જે પરિવાર છે એને પણ set થઇ જશે તેના માટે. તમારે કઈ રીતનું છે?

કયારેક કયારેક. પણ મતલબ all time નહિ કયારેક કયારેક જ બને. ના. ઘરે ઘરે જ બને છે અમારે બાર નહિ. ના. ઘરે ના. ઘરે તો એકય PC નથી મારે. કારણકે PC અત્યારે PC નો start જ મેં અત્યારેથી કર્યું shape માં થી ને જ કર્યું PC. બાકી એક school time માં હતો ત્યારે મેં PC શિકેલું હતું બાકી

cricket બસ છે cricket છે બસ free fire છે બધી બધી game છે મારા mobile ની અંદર. ok અમ bye મુકવી છે call. હા બોલો hello હા બોલો

swiggy માથી આપણે મગાવ્યું તું ને આપણે આવી બે દિવસ પેહલા party ના કરી. નિકુલ ની birthdate હતી. હા હા બે anniversary birthday નું ભી આપણે ઉજવેલું chinese મંગાવી લ્યો ને swiggy માથી હા એ હા એહા ઈ બધુ મંગાવ્યું હતું તો સારું છે swiggy નું service સારી હતી. જેવુ આપણે એને location આપ્યું ત્યાં એમને દસ મિનિટનો કે પંદર મિનિટ નો time હતો તે time to time deliver હા delivery time to time આપી દીધી એટલે એમની એમા service સારી છે. swiggy વાળાની સારી છે. Zomato ની નહીં એક Dominos માથી આપણે કરેલું ને હા એમની ભી સારી હતી એમની બેયની સાથે દસ દસ મિનિટનું કીધેલું કે બેયનો આવી જાય હા બે હંગાથ આવી ગયેલા એટલે એમનું ભી એમનું સારું છે. હા એનું ભી delivery boy જે આવે એમનું ભી વ્યવસ્થિત છે જવાબ આપવાનો જવાબ વ્યવસ્થિત આલે છે અને વસ્તુ ભી બરોબર લઈને આવે છે. ભૂલી નહીં જતાં એમ હા એ ખરું એતો zomato વાળા zomato વાળા અમુક વાર ભૂલી જાય order શું કર્યો હોય અને આવે છે શું બીજા કોઈક નો order હોય એ આપણા મા આવી જાય પછી આપણે એ જ લેવા જવું પડે એમાંથી

ના એટલે જ ને આને આપણે free હતી જ ને પેલી એક બીજી હોત પણ છે ને જોઈ તે college ની આગળ ની જ છે. એ ચોકડી પર જ છે ને સવારથા જોઈને આપણે અહીથી bridge ઉતરીએ ને ઇસ્માઈનગર bridge ઉતરીએ ને હા એ તો છે ને ત્યાંનું સારું છે ત્યાંની ગુજરાતી dish ને બધુ સારું છે. ના સૌથી સારી ગુજરાતી છે એનું ગયા હતા અમે બધુ ગુજરાતી બધુ જ મળે. બે સબ્જી હોય રોટલી હોય પુલાવ ભાત ચાલે ચાવલ હાલે દાળ હોય હમ ગુજરાતી આખી થાળી આવી જાય ત્યાં. ત્યાં delivery ભી ચાલે જ છે ને ત્યાં ટિફિન સેવા પણ છે ત્યાં એટલે ત્યાંનું delivery ભી છે ત્યાં આપણે આપણે બોવ પેહલા ત્યાં જ ખાવા ગયેલા હા હાના એ સારું છે હા હા એમનું સારું છે હા એ same આપણે પેહલા જેવુ swiggy જેવુ છે. swiggy જેવુ જ છે પેલા દિવસે નિકુલે નોહતું કર્યું swiggy માથી order નોહતો કર્યો એની birthday અને anniversary ગઈ ત્યારે જે કરેલો ને chinese બધાનો નોહતો કર્યો પછી તે અથિક કશું નહીં chinese મા મજા નોહતી આવી. પૈસા માથે પડી ગયેલા એના હે બઉ અ કડાતા હતા નિકુલ તો પેલા ભાઈ delivery વાળા ભાઈ ને phone કરીને ખખડાવતો હતો કયા આ શું તમે આપી ગયા? આવી કેવી તમારી service ને હવે delivery વાળા છે એમને તો જેમ processing હોય એ રીતે delivery કરી જાવ હા એટલે જ ને પછી એવું કહતો કે બીજી વાર તમારી જોડેથી નહીં મંગાવું કે company બરોબર સેવા તો બરોબર હતી એમ એમનો વાંક ના હોય તો એમને તો agency આપેલી ભાઈ

એમાંય સારું હતું પણ ઘણુંય સારું હતું. ના ના એ તો hotel વાળાનો હોય ને જે hotel મા જે select કરીએ ત્યાંથી તો swiggy વાળા જ item આવે એ જ લઈને આવે delivery કરવાની જ હોય એમને ખાલી order ઉપર જ હોય જેમ order આપે એમ જ હોય ના એમનું કશું એવું ના હોય એમનું ના હોય પ્રશ્ન એટલે આપણે જે જ્યાંથી મંગાવ્યું તેમને complaint કરવાની હોય. હા એમને food આવું છે એમ એમા delivery boy ને એવું કશું ના હોય એ તો એક એમની નોકરી હોય delivery boy માટેની એમની એક જગ્યાએ થી બીજી જગ્યાએ food ખાલી કરવાનું હોય transfer હમ એ જ હોય છે પછી કઈ office boxes હોય ત્યાં હોય એ તો કરે જ ને home ની તો delivery તો હોય જ બધાએ હા એટલે જ ને તેના લીધે એ લોકો કમાઈ ગયા હશે કારણકે અત્યારે જ્યાં જોઈએ ત્યાં food તો બધા મંગવતા જ હોય અને કોઈને ઉનાળો હોય એટલે કોઈને બહાર જવું ગમે નહીં ચોમાસામા ય કોઈ જાય એટલે આ zomato હોય કે swiggy હોય કે કોઈ ભી restaurant હોય એમાંથી જ ઘર બેઠા માંગવી દે office મા નોકરી કરતા હોય તો office વાળા મંગાવે ત્યાં order જ કરે એટલે આવી જાય એમની office એ એટલે ખાલી pay કરવાના હોય અલગ પૈસા એ તો કરી નાખીયે એટલે એમને એ રીતે બધુ હોય છે food delivery એટલે આમ એકલું મંગાવેલું જ ને પછી એ રોહિતે નોહતું મગાવ્યું રોહિતે એનો જો હા ખરું ને વીરુ વી એનો ભાઈબંધ કેહતો હતો ને બ્રિજેશ બ્રિજેશ zomato મા નોહતો જોતો યાદ હોય તો અત્યારે તો એને hotel નાખી છે હા hotel નાખી છે ને પેલા તો એ zomato મા જતી હા એ zomato નું કરે જ છે ને એને zomato join કર્યું છે એનેય સારું આવે છે એની ચા પરોઠા આલુ પરોઠા થેપલા એ બધુ સારું હોય છે. હા એનો આવે છે સારું હોએ છે એનું ભી સારી zomato નું એને connect કર્યું છે પણ તોય વાંધો નહીં આવતો zomato વાળા આલે છે સારી service આલે છે એને હા એ ખરા એમનું છે હા એમનું આવે છે એમનું સારું હોય દરરોજ ને દરરોજ બનાવે છે ને દરરોજ ને દરરોજ વેંહચાય જાય છે હા fresh હોય બેઓ ને એમનું સારું હોય છે અત્યારે એટલે અત્યારે બધુ જ છે એમ તો zomato છે સારી delivery મા પછી swiggy પણ સારી છે હા બોલ હા હા હા શું કર્યું લે તે મે કઈ કશું એ તો પેલા ગઈઢી લોકો તો ના આપણે નહીં કર હા એવું ના એવું નતો હતું એ દિશાંત હતો દિશાંત એવું કરેલું હા એ delivery ના પૈસા આપેલા જ્યારે ઘરે મંગાવેલું ને એક દિવસે એને એવું નોહતું કર્યું પછી એ return કરાવેલું swiggy વાળા જોડે મંગાવેલું પેહલા chinese મંગાવ્યું પછી ત્યાંથી return કરાવ્યું.

એ તો પછી ની વાત છે ને એ નહીં હું તો એની ઘર ની વાત કરું છું ઘએંડી ના ઘેર ની આપડે યાદ હોએ તો રાતે એને મંગાએલુ ને swiggy ઉપર chinese નતો મંગાયેલુ કાલે

હા એ પછી કઈ થી કરે એક વાર ઓર્ડર એ લોકો નું hotel નો થોડું પાછું લઈ લેવાનું છે જે કઈ મંગાયું હોએ એ તો પાછું ના લે ને એટલે એ swiggy વાળા ને માથે પડીયું ને delivery boy વાળા એમ ના કરાએ એ લોકો એમ પછી એમની માથેજ ભોગવું પડે એલા પણ એ પૈસા તો ગયા ને એટલે પૈસા પણ એણે online કંઈક કરેલા એને કંઈક cash on delivery નો option કરેલો એટલે જે ના કરાએ એ લોકો પછી એમની માથેજ ભોગવું પડે એલા

એમનો પગાર માંથીજ હોએ એમને પગાર વાળો હોએ એમને ખાલી delivery એક એક delivery એ commission હોય છે service charge હોએ છે એક delivery commission હોએ છે ખાલી દસ રૂપિયા કેવા હોએ delivery હા એવું કંઈક હોએ છે એમની હોએ છે આપડે પેહલો બિરજુ જતો થો ને બીજું વીરુ વીરુ હા hotel કરે ત્યારે બીજે તિવારી તિવારી એ તિવારી તિવારી ઓ છે તિવારી તિવારી હા એ તિવારી જતો થો ને પેહલા જતો થો એટલા એટલે એને ખબર છે કે કઈ રીતે થાય છે zomato નો કામ હા અંદર થી હા અંદર ની બધી system એને ખબર હોએ

હા એ લોકો cycle હા એટલે છે ને two two wheeler નું license એવું ના હોએ એ લોકો ને cycle ઉપર જવાનું બરોબર છે પણ એ હારું સારું છે જે કોઈ કે બધાં ને રોજગારી મલે છે ઓછી હા એટલેજ ને accident થવા નું કશું chance નહીં હા ઈ cycle વાળા ને એવું હોએ bicycle વાળા cycle વાળા

હા એક કરવો હવે થોડું શુધરી ગયું પેહલા કરતા તો zomato સારી રીતે શુધરી ગયું ના તો પહેલા તો ઠીક હતું શરૂવાત માં સારું હતું વચ્ચે બગડી ગયેલું પાછો હા આ તા covid માં બહુ કમ લાગીયા covid માં તો food delivery વાળા નો ખાશું કામ આયું પાછા ત્યાં થી પણ ભાર તો કોઈ નીકળવાજ નથી દેતા

હા હા શું હતું હ હા હા હા હા એ hotel વાળા નો હતું અંદર થી નીકળેલ હા હા હા હા એટલે હોએ અંદર થી ખરાબ હતું હા એ વાસી થઈ ગયેલું હા યાદ આયું યાદ આયું હા પછી આપડે એવું કહે કે swiggy આ delivery boy નું વાક છે એ delivery વાળા agency નો વાક hotel નો hotel વાળા નો

delivery નો વાક ના હોએ delivery વાળા તો એમનું કામ કરતા હોએ food delivery મા એજ હોએ હું location હોએ hotel નો hotel location થી એ pick કરી નાખે અને ઈ પછી location ઉપર drop કરી નાખે હમ જે ઈ મંગાયું હોએ કોક ને ઘરે ત્યાં જઈ ને delivery કરી નાખે એ લોકો swiggy હા એ swiggy વાળા નું સારું છે પણ એટલે તો swiggy થી ગમ્મે ત્યારે એમાં થીજ કરવાનું હા હા swiggy નોજ સારું છે zomato zomato કરતા અને એમાં price ભી ઓછી છે service charge ની હા swiggy ની service charge ની price ઓછી છે હા zomato ની વધારે છે પેહલા નથી પેહલા ઓછી હતી zomato હવે તો કારણ કે zomato શિવાય કોઈ હતુંજ નહીં ને zomato ને નવું agency agency market માં આવા માટે delivery ની એજન્સી એજન્સી નતી હ

પણ એમનો સારી હતી service પેહલા અત્યારે swiggy ની એ સારી છે ને service charge ભી બહું ઓછો રાખ્યો કંઈક હોવે એટલું બધું service charge ભી નહીં એ લોકો નો બહું ઓછો થી ગયો food charge

હા વાંધો નહીં મંગાઈ શું મંગાઈ શું એ જે એ જે તે તમે આપડે મંગાઈશું હજી વાર છે એટલે મંગાઈશું swiggy માંથીજ મંગાઈશું જે મંગાઈ એક વાર મંગાઈશું ખઈશું રે યાર chinese ખાઈશું પાવ ભાજી ખઈશું પુલાવ ખઈશું મૈસુરી પુલાવ ખઈશું મૈસુરી પુલાવ ખઈશું હા એટલેજ ને ઘરેજ મંગાઈ શું એટલે કે delivery વાળા ને પૈસા મળે એમને રોજગારી મળે હા હા દુકાન વાળા એ હા હા એટલેજ ને હાંચી વાત છે

હા ઈ મળે ગમે ત્યારે એ નહીં કે અતિયારે રાત્રે કે દિવસ હોએ ગમ્મે ત્યારે ચૌવીશ કલ્લાક હા એ ચૌવીશ કલ્લાક service આવે છે એ zomato હોએ કે swiggy હોએ ચૌવીશ કલ્લાક ની service આલે છે બંને જણા બંને ઓ agency આલે છે ચૌવીશ ચૌવીશ કલ્લાક અજ આલે છે બંને હા એટલે એ સારું હોએ છે આમ એમ તો એમ સારું હોએ છે એમનું service વરવીશ બધું વેવસતીત હોએ એટલા આપડે તો અનુભવ છેજ બધું બહું મંગાયું જે જેટલું તું કહું એટલું ઓછું છે ખાશું બધું મંગાઈ દીધું તારે લગન કે હા અતિયાર શુધી એજ ને જ્યાં નું ચાલુ થયું આજ થી ત્રણ ચાર વરસ થી ચાલું થયું છે delivery service ની food delivery માં તો હવે ખાશું બધું આઈ ગયું hotel ઓ એ સી માંડી ને કે નાના આ બધી agency એ ખોલી હોએ એ લોકો નું બધાં નું આઈ ગયું હા છેજ ને છેજ છેજ ક્યાર ની ચાલુ કર નાખી એ લોકા એ તો કેમકે આમાં છે કમાણી તો જે છે

એટલે agency ની અંદર લખી દીયે આપડે એવું search મારે mobile માં swiggy app માં કે zomato app માં તો તરત દેખાશે બંને નું આઈ જાએ એ અલગ અલગ અઈ થી લારી થી ચાલુ કરીયે તે નાની એવી દુકાન માંડી ને hostel આઈ જાએ બધું અંદર આઈ જાએ totally અંદર બધું આવી જાએ હા બધું આવી જાએ હા એ બધું આઈ જાએ હમ અત્યાર સુધી નું બધે હા zomato swiggy હા ચા મંગાઈ હોએ તો ભી ચા પોસ્ટ વાળા ચા પોસ્ટ વાળા કેટલી બધી ચાએ આલે છે દસ બાર જાત ની flavor ઓ છે એમની જોડે ચાએ ઈલાયચી છે સૌધી વધારે ઈલાયચી મને ભાવે ચા હોએ ઈલાયચી ની ચા હોએ હમ ચા હું ના પીવું પણ ઈલાયચી ની ચા પીવું પીવું તો એ સારી હોએ નકાર તો કોફી આપડે તો કોફી વધારે પીવે પછી, ચા હોએ કોફી હોએ hot કોફી cold cold ચાએ તો બધી હારી હોએ છે cold coco એ બધા ને સારું હોએ હવે તો એ બધાં zomato ઉપર થી મંગાઈ લે હવે cold coco જે તો zomato પર નાખે swiggy માંથી મંગાઈ લે બધાં online અજ છે એ બેકરી ને પણ joint કર નાખી ગમ્મે તે વસ્તુ ની જરૂર પડે તો હા કોફી મંગાઈ લે હા મળે બધું fresh મળે હા મંગાઈ લે બધાં

હા થઈ છેજ ને એટલે ખાસું બધું થાય છે, હવે તો પેહલા જેવું કઈ રાયુ છે હવે તો mobile માં app ખોલો zomato app ખોલો કે swiggy app ખોલો તરત આઈ જાએ તરત ખાલી આ તમારે main restaurant જોવાની કોઈ ભી hotel જો એવું કોઈ ભી chinese ની નાની ની મોટી લારીઓ હોએ main બધાં ને flavor આઈ જાએ છે શું item હોએ chinese item હોએ chinese chinese માં કયાં કયાં અલગ અલગ આવે પછી એ બધું આઈ જાએ હવે price list આઈ જાએ ઓલા એની અંદર add થઇ ને આવે છે plus તેની અંદર plus તેની અંદર એમનો service charge હોએ zomato કે swiggy વાળા નો એ બેઓ અંદર add કરી ને આઈ જાએ છે અને પછી તું જેવો જેવું તારું મંગાવું હોએ એવું તું પહેલું online delivery નું option હોએ ત્યાં location નાખી દો તારી પછી ડિલિવેરી નું option દબાઓ તો ત્યાં પછી payment લિસ્ટ આવે online કરસો

swiggy ને રે swiggy zomato તું hotel લો મધુવન resort મધુવન ને resort five star છે સારા માં સારી એક સરોયા છે hotel આનંદ છે પછી

બધે આવે totally થઈ ગયું છે બધી જગ્યા એ નાની દુકાન થી માની ને બધાં દુકાન ને બધી agency convert કરી લીધી છે zomato ને swiggy વાળા એ હમ food pack કરી ને આપે છે અને food ભી packing સારું કરે છે એવું નહીં વેવસતીત hotel વાળા કરી ને આવે આમ ઉપર rubber band એવું મારે છે thermocol ની plate વાપરે છે plastic નહીં વાપરતા હોએ હવે ઓછું કર નાખ્યું છે plastic ની અમુક food એ બગડી જાએ એટલે એ લોકો ઓછું કર નાખ્યું વાપરવાનુ એટલે એ food માં આમ સારું છે અને delivery વાળા ભી એમની રીતે sanitizer જેવું અત્યારે corona ચાલે છે તો sanitizer કરે વ્યવસ્થિત, પછી આખી bag એમની sanitizer કરે છે પછી food પછી હાથ માં પેહેરે હા પછી food delivery કરે એટલે અત્યારે હવે સારું છે, એ swiggy અને zomato મા સારી છે delivery ની service છે એમાં કેવું કે આપડા ને વેવસતીત રીતે આવડે હા એ બધી સારી રીતે આવડે છે એ વ્યવસ્થિત હોએ છે એમાં એટલે એ રીતે સારું હોએ છે એટલે અતિયારે તો હારું ચાલે છે આમ, અને એમની કમાણી ભી સારી ચાલે છે ને customer ભી સારા સમય મળે છે અને જે delivery નું job કરે છે, એમનાં માણશો, એ એમને ભી સારા પગાર એવો ધોરણ કર નાખીયો છે પેહલા કરતા તો પગાર ધોરણ ભી વાધારીયુ છે, અને સામે વાળા ને benefit આલે છે, commission ઉપર આલે છે, આલવા માળિયા છે, petrol ખર્ચ આલે છે, એટલું એવું બધે આલે છે હા અતિયારે આલે છે અતિયારે ખર્ચો આલે છે, પેહલા તરવત માં agency બનતી થી એટલે ત્યાં ક્દી હતું નહીં zomato, સહુ થી પેહલા zomato બનેલી એટલે એટલે zomato માંથી એમને કશું કર્યું નતું અંદર, હા અત્યારે બધું સુધારું વધારા કરે, તેવું નતો કરીયો હા, હાચો વધું કરીયો હવે એટલે એ બાબતે આમ સારું કર નાખિયું છે એવું છે

swiggy ને સામે પહેલું zomato એ ટક્કર કરવા મળ્યા તો hotel વાળા ભી એમની રીતે આગળ service સારી કરવા માળિયાં

હા packing માં સારું આલે અંદર બીજું નાધુ આલે છે અંદર, food ની વધારેલ નો tissue paper આલે packing ની pack સારું કરે food હા એ salad ની ઓ એ extra માં આવા માંડીયું હવે પૈસા થી હવે extra, cold drink વ્યવસ્થિત ધોડાએ નહીં એવી રીતે પેક થાય છે ને, delivery વાળા ખાસું બધું હવે તો, ધ્યાન રાખે છે પેહલા કરતા customer મલે એ main છે, customer ના મળે તો એમનું ચાલેજ નહીં, agency delivery ની એટલે, અહીં આપડે આનંદ તો આનંદ તો વાંધો નહીં પણ બરોડા ભી એટલી સારી સારી એજન્સી ઓ આવી ગઈ છે ફૂડ ની, લોકો ફૂડ માટે બરોડા જાએ છે, બરોડા થી અહીં ડિલેવરી કરાવે છે, અમુક જાણ એવું હોએ કે આ ફૂડ એમને બહું ગમે પછી બરોડા થી એ લોકો આનંદ બોલાવે કે અમદાવાદ, અમદાવા દ લોકો જાએ છે ખાવા food, સારું એવું food આવે છે, અત્યારે food નું બધાં ને છે, best છે food

હા જાએ જાએ, જાએ છે બધાં જાએ, એટલે એ જાએ છે ખાસ્સા બધાં જણાં જાએ, એટલે હવે સારું થઈ ગયું છે પેહલા કરતા તો સારા માં સારું થઈ ગયું એટલે, હા સુધરી ગયું છે ને, હવે તું કે, તારો હવે શું કહેવાય હવે, શું કરાઉ છે પહી hello તું મંગાઉં છે ને, swiggy માંથી મંગાઉં છે ને, આજે કર નાખીએ order, આજે સાંજે બહાર રાખીયે જમવા નું તો આજે chinese મંગાઈશું swiggy માંથી

. હા તો schezwan આજે try કરીયે કેવા આવે, મેં તો ખાદા છે તો મજા આઈ જાએ એક સિંગાપુરી આવે સિંગાપુરી noodles આવે, સિંગાપુરી નહીં ખાદા હોએ તે, સિંગાપુરી આવે જો, hakka noodles આવે, સિંગાપુરી આવે પછી manchurian noodles આવે, અને પછી schezwan noodles આવે ચાર જાત ના noodles આવે હા પછી chinese bhel આવે chinese bhel તો, હા આવે છે પુલાવ આવે છે પછી, chinese, ગુજરાતી થાળી પંજાબી થાળી હોએ એ બધું બધું totally zomato ને swiggy માં થી આઈ ગયું delivery charge delivery બધું કરે છે, બધું cold drink વૉલ drink થી માંડી નાની વસ્તુ તો મંગાવું બધું આવી જાએ અંદર subway ખરું ને subway, subway તો આપડે ગયા થા, subway મેં તો આપડે ગયા થાજ ને જમવા, ત્યાંથી online કેટલી વાર મંગાયું છે, subway વાળા delivery આલેજ છે ને, સારી આલે પોપટોસ આલે છે ઓક્ટસ નો ભી છે subway વાળા નું ભી છે સારું બેઓ, બધાં ની delivery સારી આવે છે પેહલા કરતા, હમ MD વાળા, KFC બધાં ની delivery છે, બધાં ની પોત પોતાની હવે પોત પોતે જે hotel વાળા એ પોત પોતાના માણસો રાખી ને, સર્વિસ આલે છે delivery ની food service બધું કરે છે ચાલુજ છે તો આપડે તો ક્યાં થી બધી વાર મંગાવ્યું છે subway માં, જ્યાં ભી PVR માં જઇયે તો પછી PVR માંથી return આઇયે નીચે, તો ત્યાં પેહલા આપડે, ત્યાંજ જમી લઈએ પછી ત્યાં થી પછી ઘર ઘરે આઈને પછી આપડે પાછું નહીં home home delivery, બીજી વાર, એટલે એ પછી ત્યાં ના ઘરે બેસી ને ખાવ તો કોઈ ઘરે આઈને જ આપડે મંગાઈ લઈએ છે અને એમનું ભી સારું છે food નું, હવે mac mac donald તો આખા famous અજ છે આપડા india માં , subway subway છે subway માં એક french fries આલે છે, પછી frankie frankie આલે છે, burger હોએ છે, cold drink હોએ છે, બધું આલે છે, tea, coffee, cold drink

બધી, સારી હોએ છે ત્યાં આગળ, subway નું ભી સારું હોએ છે, quality થી માની ને, food delivery ની service ભી સારી હોએ છે ત્યાં આગળ, ઑક્ટ્સ ની ભી સારી હોએ છે પછી આ જે કેબ છે એ પછી આ બાજું મધુવન એ resort માં, સવેરા

હા ગમ્મે તે હોએ ચાલુજ હોએ ત્યાં આગળ છેજ ને, એ ભી આઈ જાએ છે સપોર્ટ કરવા, એમનું પ્રો, હા એ આવેજ છે, bakery માં આવે છે ને એ બધું આવે ઓછું પડે bakery product ભી આવે ને delivery માં

એટલે food delivery નું સારું થઈ ગયું હવે પેહલા કરતા, હમ સારા માં સારું થઈ ગયું, એટલે હવે એ આપડે તો હવે મંગાઈયેં છે ને, બધાં ને એટલે ખબરજ છે, હા એ તો સારીજ આવે છે એને swiggy નો zomato ને બધાં ને અનુભવ છે

હા હોએ છે, વ્યવસ્થિત હોએ છે અબ્રાહમ લિંકન યુનાઇટેડ સ્ટેટ્સના ઉભરાતા જેમ્સ જમીનદાર હતો એ પ્રદેશના ખેડૂતો પોતાની ત્યાંથી એક હજાર માઈલ દૂર દક્ષિણમાં લઈ જતા હતા એ સમયે એટલે દૂર સુધી માલ લઈ જવા માટે પાકી સડકો નહોતી યુનાઇટેડ સ્ટેટ ના એ વિસ્તારમાં નદીઓની વિશાળ ઝાડ કુદરતે બિછાવી લીધી હતી એટલે જળ પ્રવાહ હો દેશના અંદરના ભાગને દરિયાકાંઠે આવેલા બંદરો જોવા મળતા હતા એટલે જળ માર્ગ દ્વારા જેમ્સ જેનટલી આ રીતે પોતાનો પોતાના માલ મોકલવાનો હતો આટલા લાંબા અને જોખમ ભરીયા પ્રવાસની જવાબદારી માટે અબ્રાહિમ લિંકન નામના ગધવર્થ અબ્રાહિમ લિંકન બાહુબલી હોશિયાર પ્રમાણિક અને માટે જાણીતો હતો જેનટલી માલ હોળી માં ભરીને આધારસો બ્યાસી માર્ચ મહિનામાં જવાને રવાનો થયો ઈબ્રાહીમ હોળી આખો દિવસ દરિયાના કિનારે અડીને હકાર તો હતો નદીમાં ત્યાં આગળ વધે છે ટેમ ટેમ એક નવી દુનિયા નઝારો વધતી જતી જાય છે નવીન પ્રકારના પશુ પક્ષીઓ ઝાડ પાન ખેતીવાડી નવીન પ્રકારના જોવા મળે છે દરેક ગુલામને આબોહવા તેને જોવા મળે છે આગળ ચાલતાં ઉહયો ને મિસીપીસી ના મહાન મળે છે તે દરિયા જેવા વિશિષ્ટ પરથી ને

અબ્રાહમે માલ વેચ્યો તે પચરંગી શહેરમાં બધી વસ્તુ એક વસ્તુ દિલ ઉપર ઊંડી અસર કરી ગઈ માટે થઈ રહ્યો બાળપણમાં મોઢેથી વાતો સાંભળી હતી તથા તેમને દૂર રસ્તા હતા તે અસલી ગુલામ નો અડધું થતા કાય બળદ ઘોડા વગેરે તા હતા ત્યા ગુનેગારો પીઠે પૂરી રાખવામાં આ સહાય ગુલામ અને તરુણ નું દેહ ગવાયું આવ્યો લગભગ એક વર્ષ બાદ જવાનો અબ્રાહિમ

સંખ્યા માં સ્ત્રી-પુરુષો ગુલામ ને બજાર તેમાં જોવામાં આવ્યા દરેક ગુલામને લોખંડની સાંકળ બાંધવામાં આવી હતી બોરા વેપારીઓ હાથમાં ચાબુક ધારણ કરી થી ત્યાં ઉભા હતા ભૂલેચૂકે કોઈ ગુલામ જરા પણ આઘોપાછો થા તો સરખા ઉભો રહેવાનો બોધ ચાબુક ફટકા તે તેઓ આપતા લાચાર અસહાય સાંકળથી ચકડાયેલા ધ્રુજતા ગુલામોને જોઈન અબ્રાહિમ નાનપણથી જ બોલાય ને બુરાઈ અને બુરા લોકો વચ્ચે નો ભેદ ગયો તે સહાનુભૂતિ જુલમનો કરનાર અને જુલમ કરનાર બની ગઈ હતી આથી તે વિચારમાં અને સો હડાઈ ગુલમો ને તેમજ વેપારીઓને અને અભયને વધારે મોટા અને અસમર્થ છે અર ઉભય ને એટલે કોઈ પણ પ્રકારના બની શકે સવાલ સંજોગ બાદ તેમને પલટી નાખવાનો સંકલ્પ કરે છે ગુલામી પ્રથા યુનાઈટેડ સ્ટેટ્સ પ્રભાવશાળી તેમજ તેના વાર્તામાં મળી હતી

અને તેમાંથી વીસ હસબી ઉત્તર અમેરિકા ઉપર પગ મુક્યો એક જ વર્ષે એક જ સ્થળે વહાણો ના ઉતરાણઓ જમીન આસમાન જેટલું અંતર હતું